આહ જાણીએ કે એ કળા વિશે આપણે જાણીએ એ ગૌરવ અનુભવીએ છીએ કે ખાસ કરીને આપને આ ગુજરાતનું એક status symbol બની શકે અને સાથે સાથે

આ પાટણના પટોળા દરેક જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં એક ચિહ્ન બની શકે અને ગુજરાતના ગૌરવ હજી વધારે બની શકે એવી અપેક્ષા રાખીએ. આભાર. hello નમસ્કાર મારુ નામ દેવમોરારી જયદીપ છે મારો topic મૂળભૂત ખ્યાલો ની સમજૂતી છે જે પ્રલંબન એક પ્રલંબન કોઈ પણ શિક્ષણ ના દ્રઢીકરણ માટે પ્રલંબન જરૂરી છે પ્રલંબન ઍટલે શીખેલી શિક્ષણ શીખવા માટે આપેલી પ્રતિક્રિયાઓને દ્રઢથી પ્રબળ કરવાનુ સામાન્ય રીતે શાસ્ત્રીય અભિ સંસાધન માં બાળ બાળ સ્તતાવ માટે ખોરાક એ પ્રલનબંન તરીકે ની ભૂમિકા ભજવે છે જ્યારે વ્યૂહાત્મક અભિ અભિસંસાધન નો ઉંદર ની હાથો દબાવા થી પ્રતિક્રિયા ની પ્રાપ્તિ થઈ અન્નકુટિકા ઉદારણ તરીકે શિક્ષણ માટે પ્ર પ્ર પ્રતિબંધક છે પ્રલંબન ના બે પ્રકારો છે એક વિધ યક વિધાયક પ્રલંબન કરી ને નિષધક પ્રબલમ વિધાયક પ્રબળ પ્રલંબન જે પ્રબલમ વિધય ની શિક્ષા શીખવાની પ્રતિક્રિયા વારંવાર કરવા માટે પ્રેરિત પ્રતિક્રિયા દ્રઢ બનાવે છે તેને વિધાયક પ્રલનબંન કહે છે વિધાયક પ્રલંબન પૂરું પાડવાની વિધય શીખેલી પ્રતિક્રિયા ની પ્રબળતા વધે છે કિન્ડ ના મતે પ્રતિક્રિયા ની વારંવાર વધારવાનું પ્રતિકરણ પ્રતિક્રિયા બાદ રજૂ કરવા માટે ઉદ્વિપક ઍટલે વિધ્યા પ્રબળ દાખલા તરીકે માતા ની ગેરહાજરી માં બાળક શાળા નું homework કરી લે તે માતા તેને chocolate આપે છે અહી chocolate એ બાળક માટે વિધાયક પ્રલંબન છે નિષેદક પ્રલંબન સામાન્ય રીતે વિધાયક પ્રલંબન માટે પુરુષકાર તરીકે ઓળખાયેલી તો નિષેધક પ્રબલમ માટે શિક્ષા તરીકે ગણાવી શકાય પરંતુ કિન્ડ ના મતે

નિષેધક પ્રબલન ઍટલે પ્રક્રિયા ની સંભાવના વધારવાનું અને પ્રતિક્રિયા બાદ કરવાનું ઉદ્વિપક છે કારણ અભિસંસાધન ના પ્રયોગ માં નિષેધક પ્રબલન નો ઉપયોગ બાળપ્રાણી કે વ્યક્તિ ની પ્રતિક્રિયા ની સંભાવના વધારવા માટે જ કરવામાં આવે છે કિન્ડ ના કારણ અભિસંસાધન ના પ્રયોગ માટે સમસ્યા પેટી માં હાથો દબવાથી ઉંદર electickshock થી રાહત મેળવી શકે છે તો ઉંદર ના આ કષ્ટદાયક પરિસ્થિતિ માંથી મુક્તિ મેળવા માટે વારંવાર હાથો દબવાની પ્રતિ પ્રતિક્રિયા કરે છે પ્રલંબન ની સાયક હોય છે નિષેદક તેને પ્રલંબન ની કક્ષા નો તો જ મૂકી શકાય છે જ્યારે તે પ્રલંબન ની પ્રતિક્રિયા મેળવે છે ત્યારે ઉપજવાની સંભાવના પેહલા કરવામાં આવે છે પ્રતિક્રિયા ક્રિયાત્મક અભિસંસાધનો ના સથીન ને ઉદાહરણ ઉપર પ્રલંબન ને કદ એ પ્રકાર વચ્ચે નો સમયગાળો પરણવાની પ્રબળતા વધે છે વિવિધતા લાવી અભિસંસાધનનોના પ્રબળન ની અસરકારકતા અંગે રસ્પદ કારણો કાર્યકારક જો એક વિલંબન શીખેલી પ્રતિક્રિયા અંગે નું સ્થાન ઍટલે વિલોબન પ્રતિક્રિયા એકવાર અભિસંધિત થયેલા પ્રતિક્રિયા

તો તે શીખેલ પ્રતિક્રિયા માટે આપવાનું બંધ કરે છે જેને વિલોપન કાઢવામાં આવે છે પ્રાણી એ વિલોપન નું શિક્ષણ આપવા માટે

પ્રતિક્રિયા નો સદંતર અભાવ જોવા મળે છે પ્રાણી માં સ્થપાયેલી અભિસંસાધન માં ઘટાડો થતો પ્રતિક્રિયા લુપ્ત થઈ જે છે અને પ્રાપ્ત કરેલી શિક્ષણ નું વિલોપન થાય છે ના કેદીર માં ઉંદર એકવાર હાથો દબાવીને અન્નગુથીકા માં મેળવેલ અન્ન શિક્ષણ પ્રાપ્ત કરીલે છે ત્યારબાદ તે પ્રતિક્રિયા કરે જ્યારે ત્યારે તેને અન્નગુટિકા માં આપવામાં ન આવે આવું વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદર ના હાથો દબાવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરીદે છે જેને ઉંદર માં શીખવેલ શિક્ષણ નું વિલોપન થયું કહેવાય ઉદ્વિપક સામાન્ય જે રીતે શાસ્ત્રીય અભિસંસાધન માં ઉદ્વિપક નું સમાનીકર્ણ જોવા મળે છે તે રીતે કારક અભિસંસાધન મા skin ના પ્રયોગ ઉપર સમયકરણ થઈ શકતું નથી કારણકે અભિસંસાધન માં સમગ્ર પેટી એ જ ઉદ્વિપક વિશિસ્ત છે જો કે રોજગાર ના જીવન માં કારક અભિસંસાધન માં પણ ઉદીપક નું સામાનીકરણ થવાના અને ઉદાહરણો જોવા મળે છે કારણકે બાળક રમકડાં થી રડતું હોય અને તેનું રમકડું સંતાડો તો ફરીવાર માં બાળકો ને એ રમકડું શોધી કાઢે છે આવું વારંવાર કરવાથી તેનું રમકડું સંતાડો કે તરત જ તે જગ્યા એ થી બાળક રમકડું શોધી કાઢવાની ક્રિયા કરતાં શીખીલે છે આ ક્રિયા ને અભિસંસાધન કહી શકાય હવે તમે કોઈ અન્ય જગ્યાએ તેનું રમકડું સંતાડો અને તે થોડી પ્રયોતન ને અંત જગ્યાએ થી રમકડું મ તો આવી બધી ક્રિયાઓને ઉદીપક સામાનીકરણ ઉદીપક કહેવાય છે ઉદીપક શાસ્ત્રીય અભિસંસાધન ની જેમ કારક અભિસંસાધન ના પ્રયોગ માં ઉંદર ને પ્રકાર

કરે પરંતુ પ્રકાશ ની ગેરહાજરી માં ઉંદર હાથો દબાવાની ક્રિયા કરે તો તે અન્નગુટિકા પ્રાપ્ત ન થાય તેનું આયોજન કરવામાં આવ્યું હતું

શિક્ષણ પ્રતિક્રિયા છે જેમાં પ્રાણી કે વ્યક્તિ તેની સમગ્ર આડી પડેલી સમસ્યા અને તેની અંદર ની અંદર થી આંતરસૂત્ર પ્રાપ્ત થઈ જાય તેવા મળે છે ઉત્ક્રાંતિ વિજ્ઞાનના સિદ્ધાંત ને પ્રમાણે નિમ્ન કક્ષા ના પ્રાણીઑ શિક્ષણ અનુકરણ પ્રાપ્ત થાય જો તમે તેને જયદીપ કહી શકાય છે અસ્તુ હલો

હા ખુશી. બોલ બોલ. ના, ના, એવું નતો. હું એક કામ કરતો હતો અને મોબાઈલ માં જોયું નતું અને ડાયરેક્ટ જ કોલ અટેન્ડ કરી લીધો એટલે. બાકી તમારો અવાજ તો ખબર જ હોય ને.

હ એના વિષે મને જેટલી ખબર છે, એટલી હું તને માહિતી આપું છું અને તારે એ પ્રોજેક્ટ માટે ઘણી થઇ રહેશે. તો જો પહેલા પ્રથમ તો ટેલિકોમ શબ્દ જે છે બરોબર તો પહેલાના જે સંદેશ વહેવારો હતા બરોબર, એ આપણને ખબર છે કે માણસથી પંખિયોથી એનાથી થતા હતા. પણ વિજ્ઞાન પોતાના હરણફાળ ક્ષેત્રે એટલેકે હરણફાળ ભરી તેને જે પ્રગતિ કરી તો ગ્રેહામ બેલએ ગ્રેહામ બેલ નામના વૈજ્ઞાનિકે ટેલીફોન ની શોધ કરી. જે હું ને તું ભણેલા છીએ. બરાબર અભ્યાસ કરેલો છે. તો એ ટેલિકોમની અંદરની સૌપ્રથમ આ ઉત્પત્તિ કઈ શકે તો ગ્રેહામ બેલ દ્વારા ટેલિફોની થઇ તી અને એ ટેલીફોન સત્તરમી સદીની એટલે કે સત્તરસો માં શોધાયેલો હતો. મને પાકી તારીખ સાલ યાદ નથી પણ સત્તરસો ની કોઈ એક સાલ હતી જેમાં એની શોધ થઇતી.

STD બૂથ હતા ISD બૂથ હતા પછી ધીરે ધીરે ધીરે, વાયરલેસ ફોન આવતા થયા ને એમાંથી મોબાઈલની શરૂઆત થઇ. તો મોબાઈલ થી જે શરૂઆત થઇ છે, ત્યારથી લઈને અત્યાર એન્ડ્રોઇડ હેડસેટ સુધી એની અંદર અલગ-અલગ અલગ-અલગ ટેલિકોમ ક્ષેત્રે એમાં પ્રગતિ થતી ગઈ. ધીરે-ધીરે કોલ, કોલ માંથી મેસેજ, મેસેજ માંથી ઇન્ટરનેટ. અને ઈન્ટરનેટ માંથી અત્યારે આપણે જોઈએ છે કે અઢળક વિજ્ઞાનની શોધો માં અઢળક વસ્તુઓ ત્યારે આપણને જોવા મળે છે. હા બટ, એ વસ્તુ શું છે કે અવે તમારે બજારમાં ટકી રહેવું છે. ટેલિકોમ માર્કેટ અત્યારે તો નહીં માય. ટેલિકોમ માર્કેટમાં ત્યારે અઢળક કંપનીઓ ચાલે છે. જેની અંદર અલગ-અલગ અલગ-અલગ લોકો નવા-નવા આવતા જ જાય છે. તો એની સામે ટકી

જે દોડ છે એની ચિંતામાં ને ચિંતામાં તો આપડા મુકેશ અંબાણી કે અનિલ અંબાણી એ નિંદર નથી આવતી. કારણકે એને પોતાનો ધંધો અજી વધારવો જ છે. તો નાના નાનાઓને તો, બિચારાઓને તો રોજે રોજ ની ચિંતા. અને અત્યારે તું જો ટેલિકોમ ની અંદર અત્યારે કેટલું બધું નવું-નવું નવું-નવું ઉપડેટસ આવતી જાય છે તો ટેલિકોમની અંદર અત્યારે જોઈએ તો ટેલિકોમ ક્ષેત્રે અત્યારે જો મુખ્ય કોઈ, કામ કરતું હોય, તો એક છે રિલાયન્સ. બરોબર પછી છે હા એ એ વસ્તુ રિલાયન્સની, જે પેલા રિલાયન્સનું કાર્ડ આવતું, એનું કનવર્જેશન કરીને એલોકોએ જીઓ નામ આપ્યું છે. જીઓ, રિલાયન્સ જીઓ પણ છે. રિલાયન્સને એજ રિલાયન્સ જે કાર્ડ હતા તે બંદ કરી દીધા અને જીઓ નાં કાર્ડ કરી નાઈખા. એજ રીતે હચ કરીને આવતું પેલા, આજથી લગ-ભગ પંદર વર્ષ પેલા. હચ નું સિમ કાર્ડ આવતું જે મોબાઈલમાં ચાલતું. બરાબર, ને એ વક્તે એનું સારામાં સારું નેટવર્ક હતું. તો એ હચ માંથી, એ લોકો હા એટલે એ, હચ માંથી એલોકોએ વોડાફોન નામ કઈરું. જે નામ તે સાંભળેલું હા, વોડાફોન લાલ કલરનું કુતરા વાળું આવતું. એડ્વર્ટાઇઝ માં. એક છોકરો એક છોકરો હોય ને સફેદ કૂતરું હોય. એન્ડ એની જે એડ્વર્ટાઇઝ આવતી એ બ્લેક એન્ડ વાઈટ જ આવતી કારણ કે એ, એ એડ્વર્ટાઇઝની અંદર જ દેખાડતા જયારે બ્લેક એન્ડ વાઈટ, જમાનો હતો ત્યારના અમે છીએ. તો એ વોડાફોન, પછી હા એટલે વોડાફોન, એ પણ ટેલિકોમ માર્કેટમાં અત્યારે સારામાં સારી કંપની હતી. પછી એક હતી યુનિનોર. યુનિનોર પછી ટાટા ડોકોમો હતી. અને એજ હા રતન ટાટા નું જે ટાટા બિઝનેસ છે આખું, એને આ મોબાઈલ ફોન બ્હાર પાડેલા. અને એના સિમ કાર્ડ પણ બહાર પાડેલા. એ મોબાઈલ નું નામ હતું ટાટા ઈન્ડિગો. અને એના ઉપરથી ભી ટાટા ડોકોમો ના કાર્ડ ઐવા, સિમ કાર્ડ. પછી વીડિયોકોન એવું.

ટાટા ડોકોમોએ બંધ થઇ ગયા. વીડિયોકોન બંધ થઇ ગયા. યુનિનોર બંધ થઇ ગયા. અત્યારે મુખ્ય, હું તને કેવ તો, એક એરટેલ ચાલે છે, ટેલિકોમ. બરોબર! હા એરટેલ. બીજું ચાલે છે આઈડિયા. પણ અમનાં છેલ્લા, છ મહિના પહેલાં આઈડિયા અને વોડાફોન બને એક થઇ ગયા. એના નેટવર્ક પણ અત્યારે એક થઇ ગયા છે, ને એને નામ આપ્યું VI

બંને ભેગા કરી દીધા, પણ સાથે સાથે બંને એક સરસ માજાનું કામ એક કઈરું, નેટવર્ક ઘટાડી દીધું. બરોબર, તો અત્યારે માર્કેટ માં બેજ છે, એક VI છે ને એક રિલાયન્સ જીઓ છે. બરોબર, તો આ બંને એર એરટેલ, એરટેલ માર્કેટ માં છે. એરટેલનું ફૉઉર-જી કામ સારું છે. પણ એરટેલ સૌથી મોંઘુ સિમ કાર્ડ છે, ટેલિકોમ શેત્રે જે ભાવ છે ને એનએ ખુબ વધારે છે. કારણ કે એરટેલની અંદર તું મહિને રિચાર્જ કરાવ તો તારે આઠ સો સાત સો રૂપિયા જેવું જોઈએ.

બરોબર, એટલે એરટેલ, સાથે VI અને એની સાથે જીઓ, આ ત્રણ અત્યારે ખુબ વધારે પડતા જો કે અવે ટેલિકોમ શેત્રે આ ત્રણજ સિમ કાર્ડ છે. વચ્ચે એમ તો હા જીઓ વધારે હોય છે, કારણકે જીઓ નું કેવું છે કે જીઓનું એક તો બેનેફિટ એ મળે કે જીઓ નું સિમ કાર્ડ બો સરળ રીતે મળી જાય. બરોબર, બીજું જીઓ સ્ટોર

આજે તું નાઈ મૈન, પણ ઔ જે, હું જે ટેલિકોમ શેત્રે કામ કરું છુ એની અંદર મારા આંકડા ઉપર, હું તને વાત કરું તો અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓછામાં ઓછા ઑ ચારથી પાંચથી લાખ

તો એ સંપૂર્ણ આભારી જીઓ ને જ. અને બીજું કે અત્યારે કોઈ પણ સૌ પેલો જો કોઈ સસ્તો મોબાઈલ કાઇધો હોય, જેની અંદર બધીજ સુવિધાઓ આવતી હોય, તો એ જીઓ છે. એને સાત સો ને પચાસ રૂપિયામાં મોબાઈલ કાઢ્યો તો.

પણ રિલાયન્સ ની અંદર, જીઓ વાળાએ પોતાનું જે માર્કેટ બનાવ્યું, એ નાના માણસો ને જોઈને બનાવ્યું. અવે હું તને એમ કેવ કે સાત સૌ ને પચાસ રૂપિયાનો તને મોબાઈલ મળશે ને એની અંદર એક વર્ષ ઈન્ટરનેટ ફ્રી મળશે, તો તારા કેટલા રૂપિયા ગયા.

ન ચાલે. બટ નાના માણસને તો સુ છે, કે ભઈ ક્યારેક એ નવરાતની પળોમાં એને ગીત સાંભળવા હો. એને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નત બનાવી. એને ફેસબુકની અંદર પિતાનો એકાઉન્ટ નત ખોલાવું. કોઈ કારખાના ની અંદર કામ કરતા મજૂરને એ નત ખબર ફેસબુક શું કહેવાય. બરોબર, એને સ્નેપચેટ કે એવું કોઈ સોશિયલ માધ્યમ સાથે જોડાવું જ નથી. એને તો બસ પોતાના જમાનાના ગીત સાંભળવા છે, તો એના માટે જીઓ સારામાં સારું છે તો એના માટે થઈને નાના માણસ ના મજૂરને પણ ઇન્ટરનેટ વિશે માહિતી મળે, તું અત્યારે કોઈપણ મજૂરને કોઈપણ વ્યક્તિને પૂછને તારી પાસે તમારી પાસે કયો મોબાઈલ છે? એટલે એમ કેસે જીઓનો છે. અત્યારે ભારતની અંદર પિસ્તાલીસથી પંચાવન ટકા સ્ત્રિઓ પાસે જીઓનો મોબાઇલ આવી ગયું ગમે ત્યાં પોતાના પતિને ફોન કરે ક્યાં છો? તો કે કામમાં છું. એમ, વિડિયો કોલ કરો વોટ્સએપમાં

પણ એ લોકોને તો કેવું હતું, કમાવું તું. આ લોકો કમાણીની સાથે સાથે નાના માણસોનો પણ વિચાર કરે. તો એ જીઓની કંપની, અ જીઓ ની અંદર એ લોકોએ અત્યારે પણ તમે જીઓનું કાર્ડ વાપરો, તો નાનો માણસ રિચાર્જ કરાવી શકે. એ રીતનું છે. અત્યારે તું ની માન, હમણાં હજી કદાચ ચોવીસ કલાક પેહલા ની માહિતી તને કહું. બરોબર તને આશ્ચર્ય થશે. અને એ તારા પ્રોજેક્ટ માટે બો સારી છે. રિલાયન્સ જીઓ વાળાએ હમણાં એક ઓફર શરુ કૈરી. અજી ચોવીસ કલાક થયા છે. કદાચ તું પણ આ વાત વિષે અજાણી હોય. તો. રિલાયન્સ જીઓ વાળાએ નવું કઈરું, જે જીઓના મોબાઈલ છે, એ જીઓના મોબાઈલમાં એક રૂપિયા ના રિચાર્જ કરાવો, તો તમને ત્રીસ દિવસ સુધી રોજ સૌ MB વાપરવા મળશે. એક રૂપિયામાં ત્રીસ દિવસ રોજ સો MB તો સો MB એ પણ ફૉર જી સ્પીડ અવે કઈ કંપનીની તે આજ સુધી આ સ્કીમ સાંભળી એ કેહ? હ. તું વી અને એક મજુર માણસને રાત્રે એક કલાક નવરાતની પળમાં સ્વય્મ ગીત સાંભળવા છે તો એ સો MB માં તો ઘણા ગીત સાંભળી શકે

તો ઇ ઇ સામે હું તને એક વસ્તુ કેવ છુ કે એને એજ રિલાયન્સની અંદર જે જીઓનો મોબાઈલ છે એની અંદર એ લોકોની સ્કીમ છે, તમ પંચોતેર રૂપિયાનું રિચાર્જ કરવો તો રોજનું પાંચ સો MB મળે અઠ્યાવીસ દિવસ. તો જીઓ અત્યારે ટેલિકોમ માર્કેટમાં, હું કવ ત્યાંસુધી એક નંબર પાર છે. સા માટે? કારણકે એની સાથે માણસોની જે વપરાશ છે.

હા મેં હમણાંજ તું ની માણ, હું હમણાંજ એક, હું જયારે મેં તને કીધુંને એક અઠવાડિયે ટુર પાર હતો, તો મને એક વ્યક્તિ ભેગા થીઆ, બો પાંસઠ એક વર્ષની ઉમરના અંકલ હશે. તો અમારી પાસે બેઠેલા, એને નઈ ખબર કે આ ટેલિકોમનો માણસ જ છે. તો મેં એમને ખાલી એક સવાલ પૂછ્યું, મ કાકા કેવું ચાલે? મને કેય, બેટા અત્યાર હુડી તો ઠીક છે, બધું મ. ચાલતું પછી પણ અલા બે ત્રણ વર્ષથી બો માજા આવે છે. ને મેં ઉત્સુકતાથી, કાકા ત્રણ ચાર વર્ષથી માજા આવે એનો કારણ? મને કેય કે રિલાયન્સ વાળાએ કે આ ધીરુભાઈના દીકરાએ બો સારું કઈરું કામ મોબાઈલ કાઈઢા એ. જીઓના મે કા અવે મને કે, અમારી જિંદગીમાં કોઈદી નતું જોયું કે નોતું હાંભળ્યું, એવું બધું અમે અત્યારે ઈન્ટરનેટમાં હાંભળ્યું. મેં કીધું કાકા તમે લોકડાઉન, મને કેય લોકડાઉનમાં રિલાયન્સ જીઓની અંદર મેં ઈ કે, તું ની માન કે આખી રામાયણ જોઈ આખી રામાયણ ઈ કેય કે મેં એમાં જોઈ. રામાનંદ સાગરની. જે મેં આજથી પચ્છી ત્રીસ વર્ષ પેલા જોઈથી ઈ કે TV માં. ભલે ઈ કે હા ઈ કે સ્ક્રીન ઈ કે બીજી સુવિધા તો બો હારી ઈ કે ટેલિકોમમાં એમાં આઈપી છે. ફોનમાં. મેં સુ? મને કે વચ્ચેનો બટન દબાઈને અપડે જે બોલે ની એ આવી જાય અંદર. મેં કીધું બરોબર. મને કે ભગવાન છેને બેઈ ધીરુભાઈના છોકરાને એ કે લાબું આયુષ્ય આપે. તો માણસ અભણને પણ આવડેને, એવું ટેલિકોમની અંદર આ એક બદલાવ લાઈવો. તો ટેલિકોમ શેત્રે, મેં તને કીધું એમ, કે ભઈ બધાજ નેટવર્કો છે. આ બધાજ નેટવર્કની અંદર જે કૈક કાર્ય કરે છે. એ ટેલિકોમ શેત્રે અત્યારે બધાજ પોત પોતાની રીતે કાર્ય કરતા જાય છે. તો એની અંદર. કે બેલેન્સ છે કે ભઈ વાતો છે. તો પેલા તા અપડે ખબર છે કે વાતો કરતા તો પૈસા આપડા કટ થતા બેલેન્સ માંથી તો એ અવે ફ્રી થઇ ગયું છે. હા તમે અ પીસ્તાલી રૂપિયાનું કરવો તો પીસ્તાલી મિનિટ વાત થાય. પછી એમાં પણ પેલા તો જો, પેલાના જમાનામાં સ્કીમો આવતી, એક રૂપિયામાં બે મિનિટ વાત કરવા. જે અવે સાવ ફ્રી થઇ ગઈ. અને એની પણ અ શરૂઆત જીઓ માંથી થઇ તી. રિલાયન્સ માંથી. આ એટલે જે પણ એને જે સેટેલાઇટ દ્વારા જે આખું ક્ષેત્ર ઊભું કર્યું છે. રિલાયન્સ માંથી. બરોબર કે એની અંદર એ લોકો કદાચ પ્રોફિટ કરતા હોય કે ન કરતા હોય બરોબર પણ એ બીજાનું ધ્યાન રાખી શકે છે. તો હકીકત માં જો એનો એક સૂત્ર બહું છે કે જીઓ જીઓ કે સાથ. એ બહું સાચી વાત છે. તો હું એ જેમ કીધું એમ કે ભઈ ઉદાહરણ તરીકે મેં તને કીધું કે નાનો માણસ પણ વાપરી શકે. હમણાં રિલાયન્સ વાળા એમ કહે કે ભઈ હજાર રૂપિયા નું રીચાર્જ કરાવો તો હજાર રૂપિયા કોઈપણ માન સામાન્ય માણસ પાસેથી ની નીકળી શકે નહીં.

હા એટલે એનો મોબાઈલ બી જેવો તેવો નથી. તું એનો મોબાઈલ ખાલી જોઈસ તો એની બેટરીથી લઈને તું જો તો એક બી વસ્તુ બી બ બે દિવસ સુધીની બેટરી ચાલે છે. સાવ એવું નથી. કે ભઈ ચલો સાળા સાત સોનો મોબાઈલ છે તો એની અંદર ખર્ચો આવે કા આ તે. અને અને એજ લોકોએ પણ એમાં થોડીક અ મિસ્ટેક થઇ, એટલે સફળ ન થયું પણ લોકોએ પંદર સો રૂપિયામાં ટચ સ્ક્રીન મોબાઈલ કાઢ્યો તો જીઓ નો. પણ એ સમયે વિવોમાં ને ઓપોમાં ને એ લોકોએ સારા સારા વરઝ્ન મુઈકા છે, મોબાઈલમાં. એટલે અવે જીઓ વાળાએ મોબાઈલ બંદ કર દીધા પણ એનું ટેલિકોમ શેત્રે જે, સિમ કાર્ડનું કામ છે એ તો એવુંને એવું જ રાઈખું છે. પણ હરીફાઈમાં કેવું છે કે ભઈ, હું હંમેશા એક વસ્તુ કવ કે ઉંદર એમ વિચારે કે હું હરણની સાથે હરીફાઈ લગાડીને દોડું, તો એ જીતી નો શકે ને. કારણકે હરણ હરણની ફલાંગ એટલે લાંબી છે કે ઉંદર ત્યાં પોચી અ નો શકે. એમ નવા આઇવા મેં કીધું એમ. ટાટા ડોકોમો આઈવું, યુનિનોર આઈવું ઘણું બધું આઈવું ને જતું પણ રિયુ. ટેલિકોમ શેત્રે એવું છે કે એની અંદર તકવા માટે તમારી પાસે ખુબ રૂપિયો હોવો જોઈએ. કારણ કે એના સેટેલાઈટ સુધી પહોંચાડવું એ અઘરું છે. એમ નેમ હું તું હાથે ગમે ત્યારે વાત કરીયે છે અત્યારે પણ, તો અપડે વાત કરતા કરતા આપણું તો પેલા એ ટેલિકોમ સુધી પોંચે છે અવાજ. સેટેલાઈટ સુધી જાય છે ને તારા સુધી અવે છે. તો બીજું કઈ તારે ટેલિકોમ વિશે જાણવું છે? અરે કસો વાંધો નહિ. ચલો બાય. જાળવી રાખ્યું છે આ ઉપરાંત તે તેના fitness video પણ સતત upload કરી રહે છે જ્યારે રકુલ પ્રીતની ગ્લેમરસ અને મન ફાવે અંદાજમાં પ્રસ્તુત થઈ હતી.

મુંબઈ તારીખ દસ અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ પર તમે film ઉદ્યોગમાં પ્રતિબંધિત મૂકી દેવાની અફવા ફરી આવી છે આ અગાઉ બે હાજર એકવીસ માં પણ તેના પર પ્રતિબંધ ની ચર્ચા ચાલી હતી. હવે ફરી આ અફવા શરૂ થઈ છે આરોપ અનુસાર ઇલિયાના ને તામિલ film industry નિર્માતાઓ પાસેથી film માં કામ કરવા માટે advance મહેનતાણું પણ લઈ લીધું હતું. આ પછી તે film ના shooting માં જોડાઈ ન હતી પરિણામે નિર્માતા હોય ભારી આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું સારું કે પઠાણ theatre કરતા OTT પર વધારે લાંબી હશે. મુંબઈ તારીખ દસ શાહરુખ ખાનની અણધારી રીતે hit થયેલી film પઠાણ OTT પર theatre ની સરખામણીએ લાંબી હશે આ film theatre માં વધારે લાંબી થઈ જતી હોવાથી અનેક દ્રશ્યો કટ કરી દેવામાં હતા પરંતુ OTT પર release વખતે તેને ફરી જોડી દેવાશે ઈચ્છો છો કે film માં સર્જક તરફથી પઠાની ઉટી પર release ની કોઈ સત્તાવાર ઘોષણા કરાવવામાં આવી નથી કયા platform પર release થશે કે પાછી ક્યારેય release થશે તે વિશે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ જોકે film સાથે સંકળાયેલા સૂત્રોને જણાવ્યા અનુસાર OTT પર અનેક નવા દ્રશ્યો જોવા મળી શકે છે. પુષ્પા તુ ના right માટે જંગી રકમની માગણી અલ્લુ અર્જુન ની નવી film સવાસો કરોડમાં sign કરી મુંબઈ તારીખ દસ પુષ્પા નો હીરો અલ્લુ અર્જુન તેલુગુ કલાકારોમાં સૌથી મોંઘા star બની ગયો છે. તેને નવી film એકસો પચીસ કરોડમાં sign કરી હોવાનું કહેવાય છે તાજેતરમાં અલ્લુએ સંદીપ બાંધાની Bollywood film કરી છે આ film માટે તેણે એકસો પચીસ કરોડ લીધા છે પ્રભાસ અત્યારે સુધી સો કરોડની film સાથે સૌથી મોંઘા તેલુગુ star ગણાતો હતો હવે અલ્લુ સૌથી મોંઘો કલાકાર બની ગયો છે અલ્લુની પુષ્પા two ના theatre right માટે પણ બહુ ઊંચી રકમ માંગવામાં આવી છે કહ્યું હોવાનું કહેવાય છે. ભારતના અર્થતંત્રમાં કરંટ લાવી શકે ભારત શુક્રવારે America સાથે મહત્વના કરાર પર સહી કરી આ કરાર પ્રમાણે ભારત અને America semiconductor supply ચેન ના વિકાસ કરવામાં અને semiconductor industries માં નવું કરવા માટે ભાગીદારી કરશે અત્યારે America ના વેપાર મંત્રી ભારતની મુલાકાતે છે રાયમંડળ અને ભારતના વેપાર મંત્રીશ્રીઓ

કશું નકર હોતું નથી તે થી અત્યારે કહેવું પણ વહેલું છે પણ આ કરારમાં કારણે ભારત માટે વૈશ્વિક અર્થતંત્ર એ મહત્વનું બનીને ઉભરવાનો તખતો તૈયાર ચોક્કસ થઈ ગયો છે. ભારત અને America વચ્ચે વ્યાપાર વધારવા માટે પણ સંપત્તિ સદાય છે વેપારના નવા નવા ક્ષેત્રોમાં સહયોગ માટે બંને દેશ સહમત થયા છે આ કરારના અમલમાં શું શું થાય છે એ જોવાનું રહે છે. ઉત્પાદનમાં ભારત અને America હાથ મિલાવે તો કમસેકમ ભારત માટે એક નવા યુગની શરૂઆત થાય છે તેમાં શંકા નથી semiconductor industries છે તે ભારતના અર્થતંત્ર માં current લાવી શકવાની ક્ષમતા ધરાવે છે. ભારત લાંબા સમયથી semiconductor ના બજારમાં પોતાની જગા બનાવવા મથ્યા કરે છે પણ હજુ સુધી એવી સફળતા મળી નથી મોદી સરકારે semiconductor Jeep ના ઉત્પાદન માટે દસ અબજ dollar નું package જાહેર કર્યું છે. બે હાજર એકવીસ માં એકવીસ ના ડિસેમ્બરમાં મોદી સરકારે જાહેરાત કરેલી કે ભારતના semiconductor ઉપયોગમાં વિકાસ માટે સહાય આપશે America એ તે જ વખતે જ ભારતને મદદની ખાતરી આપેલી પણ કશું ન કરવા. થયું ન હતું આ સમજૂતીથી એ દિશામાં નક્કર પગલાનો આશાવાદ પેદા થયો છે America ભારત અને semiconductor industries ના વિકાસના મદદ થી કરાવવા આતુર છે કેમકે America ચિંતિત થાકી ગયું છે. America પોતે semiconductor નું મોટું ઉત્પાદન કરે છે પણ તેની જરૂરિયાત જંગી હોવાથી ચીન પર કંઈક અંશે નિર્ભર છે ચીનની લુખ્ખાગીરી વધતી જાય છે તેથી America ભારત અને તાઇવાનની ચીન વિકલ્પ તરીકે વિકાસવા માંગે છે આ કારણે ભારત અમેરિકા તમામ પ્રકારની મદદ કરશે ભારતમાં technology વિશે બહુ સભાનતા નથી તેથી લોકોને semiconductor industries વ્યક્તિ મુકશે તો ભારતમાં કેવી મહાન ક્રાંતિ આવી જાય તેની કલ્પના જ નથી મોદી સરકારે બે હાજર પંદર સુધી ભારતને સહીથ ટ્રીલીયન economy બનાવવાનું એલાન કર્યું છે અત્યારે આપણા અર્થતંત્રની એ જ દશા છે કે જોતા ફાઈવ trillion dollar ની economy મી બનાવી બધું જ કપડું જ કામ છે પણ semiconductor industry વિકસે તો ભારત સરળતાથી આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે વિશ્વ બજાર કેટલું મોટું છે તેનો અંદાજ એના પરથી આવે કે બે હાજર ક્નાવીસ વર્ષમાં કુલ ક point પંદર લાખ કરોડ semiconductor semiconductor થી વેચાયા હતા ચીનને એકલાએ જ one ninty two અબજ dollar ના semiconductor unit વેચાયા હતા ચીનની આર્થિક તાકાતમાં semiconductor unit ના વેચાણનું યોગદાન મોટું છે ભારત પણ semiconductor industries ફાયદો મળે. મોદી સરકારે ભારત માં semiconductor industries નેવિકસાવીને તેમાં પચીસ અબજ dollar વિદેશ થી રોકાણ નાખવાનું target નક્કી કર્યું છે પણ semiconductor industry નો વ્યાસ જોતા તેના અનેક વાળું રોકાણ ભારત માં આવીઓ સકે America પોતે દુનિયામાં electronic industries ટોચ ના દેશો માં છે દુનિયાના electronic industries ટોચ ના મનાતા જાપાન જર્મની તાયવાન વગેરે દેશો America ની સાથ છે.

semiconductor નું વેચાણ આ બાજુમાં છે પણ તેના પર નિર્ભર electronic industries માં જુદા જુદા વેચાણ વિભાગ ના આંકડા સંભળાશે તો આંખો ફાટી જશે electronic ઉત્પાદનને power consumer અને ટેકન ત્રણ વિભાગમાં વહેંચાવવામાં આવ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી e-commerce વ્યાજ જબરજસ્ત વધ્યો છે તેથી એક અવર્સ પર electronic industries નો ભાગ ગણાય છે પાવર electronic વીજળીના ઉત્પાદનો માટે વપરાતા આવે છે. consumer electronictvfridge mobile phone વગેરે ટેક electronics માં fabric communication તેમાં મોટી technology વપરાશે વપરાશમાં આવે છે ત્યારે

કરોડ dollar ને પાર છે અને એ commerce turnover પચાસ લાખ dollar અને અને આપણે કલ્પના પણ ના કરી શકીએ કે એ હૃદય electronic industries વેચાણ થાય છે આ વેચાણ સતત વધતું જાય છે કેમ કે નવી નવી technology આવતી જાય છે નવા નવા બનાવવા બધા કરે છે ગ્રાહકોને નવી technology તરત રસ પડી જાય છે તેથી electronic ઉત્પાદનની માંગ વધ્યા કરે છે ને એ માગને પહોંચી વળવા માટે electronic ઉત્પાદન વધતું જાય છે America અત્યારે transport થી માંડીને travels tourism સુધીના બધા ધંધા ધમાકેદાર ચાલે છે ચીનમાં પણ બધા ધંધા ધમાકેદાર ચાલે છે ભારતના Semiconductor ઉદ્યોગ વધે તો ભારત માં પણ મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવે દુનિયાની મોટી electronics સંપીઓ ભારત આવે ભારતમાં આવે અને જંગી પ્રમાણ માં રુચિ પેદા થાય.

અમ છવીસ ના સુધીમાં આ આગળના આવક વધીને ચોસઠ અબજ dollar પર પહોંચવાની શક્યતા છે પણ આ industries ના જાણકારો માટે America ના મદદથી ભારત સો અબજ dollar નો આંકડો પાર કરી શકે છે અત્યારે America ની semiconductor industries તમામ મોટા company ઓમાં ભારત plan કરે છે. microphone type ની ભારતની company ઓ હજુ પણ હાજરી છે આ company ભારતમાં રોકાણ વધારે તો ભારત સરળતાથી સો આ બાજુ dollar ના આંકને પણ કાપી જાય. ભારતે શુક્રવારે America સાથે એક મહત્વના કરાર પર સહી કરી આ કરાર પ્રમાણે ભારત અને America semiconductor supply ચેન વિકસાવવામાં અને Semiconductor industries માં નવું કરવા માટે ભાગીદારી કરશે અત્યારે America ના વ્યાપાર મંત્રી ઘીના રેન્ડોમાં ભારતની મુલાકાતે છે રાયમંડળ અને ભારતના વેપાર મંત્રીશ્રીઓ બંને દેશો વચ્ચેના આ કરાર પર સહી કરે છે આ કરાર memorated of MOU એટલે કે એક સમજૂતી છે MOU માં કશું નકર હોતું નથી. અત્યારે કંઈ પણ કહ્યું વહેલું છે પણ આ કરારના કારણે ભારત માટે વૈશ્વિક અર્થતંત્રમાં અને મહત્વના બની ઊભરવાના તખતો તૈયાર ચોક્કસ થઈ ગયો છે ભારત અને America વચ્ચે વેપાર વધારવા માટે પણ સંપત્તિ સહાય છે વ્યાપાર ના નવા નવા ક્ષેત્રોમાં સહયોગ માટે બંને દેશોએ સહમત થયા છે આ કરારના અમલમાં શું શું થાય છે એ જોવાનું રહે છે.